તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે એ ફાળો શાકભાજી બધું જો એટલું સારું સારી quality માં સારી ગુણવત્તા સભર અને સ્વાદિષ્ટ ખોરાક અનાજ તેમજ કઠોળ તેમજ શાકભાજી ને ફાળો બધું હોય તો કોને ખાવું નો ગમે અપને પણ એમાં સહભાગી થવું પડે વાપરવાની તૈયારી રાખવી અને કદાચ ખેડૂત ને ના પોસાય તો બજારમાં મળતું દાસ રૂપિયા ની વસ્તુ બની શકે કે બાર કે પંદર રૂપિયા માં મળે તો તેને સહકાર એવો જો કે અમારો પ્રયાસ એવો છે કે અન્ય રીતે પકવેલ જે શાકભાજી અનાજ કઠોળ મળે એ જ ભાવે આવી રીતે પકવેલૂ એટલે કે પૌરાણિક વૈજ્ઞાનિક રીતે અથવાતો બિન જેરી વૈજ્ઞાનિક પધ્ધતિથી એટલે કે પોઉરાનીક તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિના સમન્વય થી પકવેલું અનાજ કઠોળ શાકભાજી એ અપને ખાઈસુ તેમાં જરૂર અમને આનંદ મળે અને સાથે સાથે ખેડૂતને મદદ મળશે આ આ કહીયે છીએ ત્યારે

આ કઠોળ અનાજ શાકભાજી બધું વાપરવું પડશે જ્યારેજ આ શક્ય થશે તેમ મારુ માનવું છે તેના સિવાય આ બધું શક્ય થવાનું નથી હું આ